પોસ્ટ વેરીએબલ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
અહીં હું એ જ પ્રમાણે નો કોડ નો ઉપયોગ કરીશ જે મેં getફ્ફ્પ પૃષ્ઠમાં કર્યો હતો
એ જ રીતે જેમ મેં ગેટ વેરીએબલના ટ્યુટોરીયલમાં કર્યો હતો
જો તમે તે પેહલેથી ન જોયું હોય તો તે જુઓ અને ત્યાર બાદ આ જુઓ
તમે આ દરેક કોડ માટે જાણવા માટે સમર્થ થશો
જો તમે આ કોડ વિશે પહેલાથી જ જાણતા હોઉં અને તમે ગેટ ટ્યુટોરીયલ ન જોયું હોય તો અમને જોડાવા માટે તમે આવકાર્ય છે
મને અગાઉના જેમ ગેટ સાથે મારું પૃષ્ઠ મળ્યું છે
મને એક નવી ફાઈલ postફ્ફ્પ મળી છે ખરેખર હું શું કરવા ઈચ્છું છું કે આ બદલો અને તેને પોસ્ટ વેરીએબલ તરીકે પોસ્ટ કરો
એકદમ સરળ અને તાર્કિક રીતે હું ફક્ત આ મારફતે જઈશ અને તે પોસ્ટ દ્વારા બદલીશ
અને અહીં આપણે ગેટ ના બદલે પોસ્ટ લખીશું અને આ કામ કરશે
ચાલો હું તમને મારું પોસ્ટ પૃષ્ઠ બતાવું
અહીં કશું નથી
કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી
ચાલો હું એલેક્સ લખું અને અહીં ક્લિક કરું
પરંતુ કશું ન આવ્યું
એટલા માટે યાદ રાખો કે જો તમે અન્ય ફાઈલ સાથે કામ કરી રહ્યા હોઉં તો આમ કરવા માટે તમારે એક્શન બદલવાની જરૂર છે
ચાલો તે રીફ્રેશ કરીએ
હું એલેક્સ જોઈ શકું છું
ચાલો હું અહીં ક્લિક કરું અને હેલ્લો એલેક્સ મળ્યું
હવે આપણે postફ્ફ્પ ફોન્ટ માં છીએ અને ત્યાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી
કંઈક લેવામાં આવ્યું છે
તે પોસ્ટ વેરીએબલ અંદર સંગ્રહ કરવામાં આવ્યું છે
પરંતુ તે બે ઉપયોગકર્તાઓ શા માટે નથી બતાવતું
આ એકદમ બરાબર હશે જો આપણે તેને પાસવર્ડ કહી શકીએ
ચાલો આને પાસવર્ડ કહીએ
અહીં હું કહીશ થેંક્સ ફોર યૂર પાસવર્ડ અને પાછળ જઈએ
અને હવે તમે જોઈ શકો છો આ પાસવર્ડ ક્ષેત્ર છે
તો હું 123 પાસવર્ડ તરીકે લખીશ અને હું અહીં ક્લિક કરીશ
તે કહે છે થેંક્સ ફોર યૂર પાસવર્ડ તે સંગ્રહ થઇ ગયું છે
તેથી તેનો ઉપયોગ કરી શકાય છે
જો હું ઈચ્છું તો તેને વાપરી શકું છું હું ફક્ત તે બદલીશ
તો તે વધુ સમજમાં આવે છે
ચાલો તે રીફ્રેશ કરીએ અને ડેટા ફરી મોકલીએ
123 અહીં ક્લિક કરો અને તે પ્રદર્શિત નથી થતું
તે માટે તમારે આ બાબતો તપાસ કરવી જોઈએ
આ ભૂલો કરવા માટે સરળ છે
ચાલો હું 123 લખું
અહીં ક્લિક કરું અને તે કહે છે થેંક્સ ફોર યૂર પાસવર્ડ
અને તેણે મારો પાસવર્ડ આપ્યો છે
તે સાબિત કરે છે કે તે દરેક જગ્યા એ કરવામાં આવ્યું છે અને તે પોસ્ટ વેરીએબલમાં સંગ્રહ કરવામાં આવ્યું છે
પરંતુ તેણે ઉપયોગકર્તા ને બતાવેલ નથી જે વધુ સમજાવી શકતે
કારણ કે ત્યાં તેમને બ્લોક્સ તરીકે મુકવાનો કોઈ અર્થ નથી
તેઓ કોઈપણ રીતે વાંચી શકાય તેમ નથી
અને ગમે ત્યાં તેનો નિર્દેશ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે લોકો તમારો પાસવર્ડ વાંચી શકશે
લોકો તમારા ઇન્ટરનેટ ઇતિહાસ ને પણ સરળતા થી જોઈ શકે છે
અને જુઓ તમે તમારો પાસવર્ડ લખ્યો છે
પરંતુ બની શકે લોકો આ સાથે તમારા એકાઉન્ટ નો ઉપયોગ કરી શકે
તેથી તમે આ પોસ્ટ જોઈ શકો છો
આ ફ્ન્ક્શનો તેમજ આ દ્વારા મોકલેલી રકમ માટે પણ વપરાય છે
તેથી ઉદાહરણ તરીકે મારો પાસવર્ડ ખુબ લાંબો છે જેમ કે 100 અક્ષરોનો તો પણ તે સ્વીકારશે
પરંતુ ગેટ વેરીએબલમાં 100 અક્ષરો સુધીની મર્યાદા હોય છે
તેથી પોસ્ટ આ રીતે ઉપયોગી છે
પરંતુ જો તમે વસ્તુઓ ઉકેલી રહ્યા હોય જેમ કે અમુક વસ્તુઓ અલગ કરવા માટેનો પ્રયત્ન તો તમે ગેટ વેરીએબલ નો ઉપયોગ કરી શકો છો
માત્ર એ જોવા માટે કે તમારા ડેટા તે મારફતે પસાર થઇ રહ્યા છે
તો આ છે મૂળભૂત પોસ્ટ વેરીએબલ
તમે તેનો ઉપયોગ પ્રોજેક્ટમાં ફોર્મ જમા કરવા માટે કરશો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આઈઆઈટી બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડવા બદલ આભાર